એક ફાયર એક્ઝીટ કરીને લખેલુ હૈ એમા હામે ત્રણ ખુરચી જેવુ પૈડુ હૈ.

એક ભાઇ ઊભા હે એણે શર્ટ પેરો પેન્ટ પેરો અને ચંપલ પેર્યા ચંપલ એક કાઢીને ઊભા હે.

અને માણો કઈ દેખાતું હે ની ને રીક્ષા એ કઈ પઇડી નથી આજુબા--

સ્ટાનડર્ડ એક થી દસ લગીન ભણાવે અગિયાર બાર કૉમર્સ કરાવે એના મોબાઈલ નંબર છે સત્તાણું બે ત્રીસ ઓગણીસ્--

પછી એ બિલ્ડીંગ છે એનો કલર ગુલાબી જેવો હે પર્પલ જેવો છે અને વાઈટ જેવો છે.

પછી ઉપર પંખો ચોટાડેલો હે અને ટ્યુબલાઇટો ફિટ કરેલી છે ત્રણ.

એ સીડી તો જો ચડવાની એમ આદવરી આદવરી બનાઇવી હે ત્રણ માળા બનાઇવી હે સીડી.

પછી કેટલી બધી વસ્તુઓ છે આજુબાજુમાં--

મંદિર જેવુ લાગી રહ્યુ છે મંદિરજ છે મંદિરમાં ભગવાનની મૂર્તિ ફિટ કરેલી છે ગોઠવેલી છે.

આ જે એસ_પી સ્ટેડિયમ છે અને નીચે યામાહા નુ હામે શોરુમ દેખાઈ છે આપણને ઇ સ્પોર્ટ્સ મોટર્સ નુ શોરુમ છે.

કારણ કે હામે ત્રણ છોકરીઓ અને એક ભાઈ ઊભા ઊભા વાતો કરે હે એટલે આ બે પાછળ બેઠા બેઠા એજ વાતો કરતા હશે કે ઓલી હુ વાતો કરતી હશે.

પછી સૂર્યની કિરણો ઉપર પહાડ ઉપર જેવુ પડી રહી છે અને નીચે અહિયા છાયા જેવુ છે બધે.

અને બીજે કેઈ દેખાતું હે નહીં બીજું કાંઈ આ ફોટો માં ના માણહ દેખાય હે ન કાંઈ બીજું કઈ પક્ષી બક્ષી કાંઈ દેખાતું હે નહી.

કિંગ્સ નામ છે દુકાનનું કિંગ કંઈક આગળ હશે લખેલું પણ દેખાતું હે ની ફોટા માં.

પછી કેટલા બધા સાધન દેખાય કઈક ને કઈ દેખાય બેન્ચપ્રેસ ને જે બે બેન્ચ નુ ને એવુ કઈક આવે એનુ નામ તો મને--

અવે એક મસ્તની લેર આવી જાયને ભાઈને ઉડાડીને વહી જાયને મજાજ આવી જાય જોવાની.

પછી કેટલા બધા ફુવા ચોંટાડેલા છે પછી બેબી ને વેલકમ કરવા માટે પોસ્ટર લગાડેલું છે.

મેદાન છે પીચ છે દોડવા માટે બાળકોને દોડવા માટે એક પટ્ટી બનાવેલી છે એક લાઇટ દેખાય રહી છે.

કેટલા બધા માણસો ઉભા હે એક પોલીસ વાળા ભાય ઉભા હે એની આજુબાજુમાં કેટલાક અધિકારીઓ ઉભા હે તેની આજુબાજુમાં કેટલીક બધી સ્ત્રીઓ ઊભી હે.

બે બારી છે બારી બે પ્રકારની છે જાળીવાળી બારી છે.

બારીની બાજુમાં એક બાટલો છે બાટલા બાટલા રાખવાનું સ્ટેન્ડ છે.

પછી ઉપર નંદા હીરો નંદા હીરો લખેલુ છે એક વાર ઈંગ્લીશ મા એક વાર ગુજરાતીમાં લખેલુ છે.

અ ત્રણ ટેબલ છે એટલે બાર જણા હમાય જઇ અને બાજુમાં કાઉન્ટર દેખાય છે.

અને નીચે બટેટાની ગુણ બેગ પડેલી છે એક ગેસ નો બાટલો

નીચે ગ્રાઉન્ડ જેવું હે એ ગ્રાઉન્ડ માં ગ્રાઉન્ડ જેવું કંઈ હે ની.

અને એ ટ્રક મા કોઇ બેઠુ નથી ખાલી ટ્રક છે ટ્રક ન ઈ ટ્રક ના બે ટાયર દેખાય રહ્યા છે નંબર પ્લેટ ત્રીસ ત્રીસ એમ દેખાય રહી છે.

એક સાડીની દુકાન દેખાઈ રહી છે જેમા બે પુરુષો બેઠેલા છે.